ગ્નાન જણા અને માનસિક શાંતિ ના સચોટ ઉપાયો

પરમાત્મા શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય નો અવતાર છે. મંદિરમાં પરમાત્મા ના દર્શન કરી બહાર આવ્યા પછી દરેક માં પરમાત્મા ના દર્શન કરો. જીવ નારાયણ અંશ છે તેમાં તમ ને મળી જવું છે. મનુષ્ય નું જીવન અતિ વિલાસી થયું તેથી ધ્યાન માર્ગ થી જીવ ઈશ્વર પાસે શકે,

તો તે રોગી થશે. તમારા પ્રત્યેક વ્યવહાર ભક્તિ મય બન વો જોઇએ. ઘરમાં રહે વું એ પાપ નથી. ઘર ને મન માં રાખો એ પાપ છે.

સ્મરણ છોડ શો નહીં. સલાહ એક ઈશ્વર ની લી. જીવ જે જે ક્રિયા કરેં તે ઈશ્વર માટે કરેં તો તેને પ્રત્યેક ક્રિયા ભક્તિ બને.

ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજી ને વંદન કરી ને કર નીકળજો ઈશ્વર જયારે સાથે હોય ત્યારે વિષયો ચઢી બેસ તા નથી પ્રત્યેક કાર્ય ના આરંભમાં પ્રભુ ને વંદન કરો વાતે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ. એક વાર તો અવશ્ય થી કાળવા નો આ સાત માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી છે તો પરિસ્થિતિ જૈન કારણે ભૂલ શો નહીં. ભાગવત નો આશ્રય કરેં તે નિર્ભય બને. મરણ ની ભીતી થી પ્રભુ માં પ્રીતિ થાય છે. મનુષ્ય કાયમ કારણે ભીખ રાખે તો તેનાથી પાપ શકશે નહીં. કોમ ને મારે થી કાર નો માર ખાતો નથી. ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર વિકારો કામ ક્રોધ જતા નથી. ધીરે ધીરે મરણ ની પણ તૈયારી કર જો મરણ ને સુધાર વું હોય તો પ્રતીક સમી સુધાર જો.

વગર બેસ તો નહીં. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વર માં આસક્તિ નથી. વાસણા જે પુનર્જન્મ નું કારણ બને છે જે ખૂબ ગમ તું હોય તે પ્રભુ ને આપીએ તો આપણને આપણે પ્રભુ ને ગમે એ વાત સાવ ભોગવતી હતી તેથી સંસાર ખારો જેર બન્યો છે. જીવન માં સંયમ સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તક માં નું ગ્નાન કોઈ કામ લાગશે નહીં. સમય મિત ભાષી થશો તો સત્ય ભાષી. મન ને ખૂબ પવિત્ર રાખો કારણ કે મન મર્યા પછી પણ સાથે આવવા નું છે. મારી એકએક ઇન્દ્રિય મારે ભગવાન ને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશી ના દિવસે કરો.

હું ખુશી બોલું છું, જીગર ભાઈ. તમે તો અમારો અવાજ ભી વર્તી ના શકો, કેમ?

હમ્મ અ તો મારે તમારે થોડીક, તમારી પાસેથી થોડીક માહિતી જોઈતી હતી. હા, તો હું અત્યારે એક કોલેજમાં ભ ભણું છુ ને, તો ત્યાં મારે એક પ્રોજેક્ટ વિષે એક કામ કરવાનું છે, જે ટેલિકોમ ફિલ્ડ ઉપર છે. હું ટેલિકોમ વિશે થોડું ખાણું જાણું છુ પણ મારે તેની એક્ષક્ટ

હ કેમ કે તમે તો, ખાણાં ચેલા ખાણાં વર્ષથી ટેલિકોમ બિઝનેસ સાથે જોડાયેલા છો, તો તમને થોડો ખ્યાલ હશે. હમ હ! હ!

હ! હ! કીપેડ ફોન આવતો. હમ હા ટેલિફોન ના, ટેલિફોન આવતો. હા! હા! ટેલિફોન.

હમ કંપનીઓ ભી એટલી વધી ગઈ છે કે બધા એક પછી એક ઓફર ભી આપવા માંડે, કે આ અમારી ઓફર છે, આ આવી રીતના આમ છે.

મને નવી નવી ઓફર આપતાજ રહે, કે અમારી રીતના અમારી સાઈડથી આવી રીતનું છે. કે અમે એટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીએ છે, નવી નવી ઓફરભી હોય અને એક પછી એક આપણે જોઈએ તો માર્કેટમાં એક પછી એક શોપ વધતી જ રહે.

હ

હ, અમે તો કોઈ જીઓ કરિયું. હ.

અચ્છા! એમને વિશે મને થોડોક ખ્યાલ નથી. ઓ! હા, વોડાફોન સાંભળેલું.

ઓ એ વોડાફોન નું સામ નામ મેં સાંભળેલું.

હ, ડોકોમો સાંભળેલું છે.

અચ્છા! હમ્મ હમ એરટેલ ને? હા. એરટેલ. હા! હા!

હમ એરટેલ છે. પણ એરટેલ નું બો કઈ ખાસ નેટ આવતું નથી, એવું સાંભળેલું.

હમ ને એમના જોયા તો, મોટા ભાગ નાં ની પાસે તો જીઓ વધારે હોય છે.

હમ ને જે લોકોએ સ્ટાર્ટ કરેલું જયારેકે સિમ કાર્ડ બાર પાડ્યું ત્યારે તો એ લોક ફ્રીમાં ભી આપતા તા.

હા તો. હમ હમ, અને એમાં ઈન્ટરનેટ ભી આવતું તું. હા નહિ તો બીજા એ કઈ કીપેડ ફોન નો હોય તો તેમાં ન આવે.

હમ ને એટલું તો ઈન્ટરનેટ એન્ડ્રોઇડમાં કરાવી તો ભી એક વર્ષ નો ચાલે.

હા હ. લગ ભગની પાસે જીઓતો હોયજ એમ.

ઓ ને ઓલી કંપનિઓ ઘણા સમયથી ચાલી પણ એવું કોઈ ડી એ લોકોએ બાર ના પાડયું.

હમ હમ

ઉહ એકજ રૂપિયા માં? અચ્છા, સો MB એમનેમ એકજ રૂપિયામાં, ત્રીસ દિવસ તો સારું કેવાય ને. ઑકે, એટલે સ્પીડ ભી સારી અને સોએ MB મળે. એક રૂપિયામાં તો આપડું સુ વયું જવાનું. હમ ક્યારેએ ભી આવું ન સાંભળ્યું કે એક રૂપિયામાં ત્રીસ દિવસ ભલે સો MB વાપરવા મળે, પણ સો MB એકજ રૂપિયામાં ને એબી ત્રીસ દિવસ મળે એટલે સારું કેવાય. હમ આપણને કદાચ સો MB ઓછું પડે, પણ એલોકો માટે તો ઘણું કેવાય. હમ હ હ

હમ એના ડી ઑફરબી સારી છે કે બધા માણસોને પોસાય એવી.

હમ લે બધા સરળતાથી નાના માણસો પણ યુઝ કરી શકે.

હા ને લોકોએ તો એવું બી કાડ્યુંતું કે સામે સામે જો જીઓ જીઓનું કાર્ડ હોય તો તમે તો સાવ ફ્રીમાં જ વાત કરી શકો.

અ હ અ હમ ને એની બદલે તો હાજર રૂપિયાની બદલે સાળ સાત સોમાં જ એ નવો મોબાઈલ બી બહાર પાડ્યો.

હા રિચાર્જ બી રિચાર્જ અને અ હા બધું ઘણો ટાઈમ ચાલે એમ.

હમ એની સામે બીજા હરીફાઈમાં બી ઉતરે તો ખરાજ.

હ હ ઑકે અ ના ના, ઘણી બધી માહિતી મને મલી ગઈ. અને મારા પ્રોજેક્ટ વિશે બધી સારી બી મલી ગઈ. ને મારો પ્રોજેક્ટ આમ એક દમ સરસ બનશે હવે. થૅન્ક યુ આટલી બધી માહિતી તમે મને આપી.

મારું નામ કૈલાશ છે હું તમને થોડીક માહિતી આપું છું ઈદની કુતલ પ્રિયતા અદભુત છે રાતના ખૂણે ખૂણે એ ફરી વળે છે એક ઝીણી ખુબ સરસ રાતના ગમે તે ખૂણે સંતાઈને બેઠી હોય પણ એને શોધી કાઢી તરત જ તે વિષયમાં પણ તે અબલા વર્ગ સાથે હરિફાઈમાં ઊતરી તેમ છે હોમે કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો પણ જીભ વારંવાર ત્યાં જ જવાની કુતરા વગેરે પ્રાણીઓ જીભમાં કાર ઉજવવાની શક્તિ હોય છે. એ કદાચ હવે તો પડેલા કાને જીભ વડે ચાટે છે આ ઉપરાંત થી જ મનુષ્ય આગળ વધતા મનુષ્યની જીભ કાર ઉજવવાની શક્તિ જતી રહી છ અને તેને શક્તિ તેને બદલે ઘા પાડવાની પડેલા ઘા ચાટીને નિશાન ઉંડા બનાવવાની શક્તિ આપી છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય નું શ્રેષ્ઠ તત્ અને વિશિષ્ટ તત્વ એની જીભને લીધે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવા હોય છ અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એવા મનુષ્યો ને પ્રાણીઓ બંનેને અવારનવાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરેલા નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બનવાનું બનવા બળવાન હોય છે. તે જાણીતું છ તેમ જ અન્ય જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડા પણ હોતા નથ તે પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયો વિષયમાં અન્ય પ્રાણીઓ કરતા વધારે નસીબ છ મનુષ્યનો ખરેખર વિકાસ ચેપનો વિષય પરખ્યો છે કીડી મકોડા એ બધા આદિને જીભ હોતી જ નથી. દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી બિલાડી કુતરા આદિ પશુઓમાં જીભ હોય છે પરંતુ તે માત્ર અમુક પ્રકારની ધ્વનિ કાઢી શકે છે એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ઉચ્ચારણ કરી શકે છે તો પણ સુનેરા પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે છે તેવા પ્રકારની ધ્વનિ કાઢી શકે છે.

એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો ગધેડો સુવર વગેરે કહી શકે છ જાનવરોને જાનવરો એકબીજાને માણસ આદમી ઇન્સાન કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતા ઉતરત મનુષ્ય પોતાની શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બતાવે છે. કે મનુષ્યની શ્રેષ્ઠતા અને જીભને લીધે જ છે સમય સંજોગોને અનુકૂળ તે જ જોવાની શક્તિ પણ સ્ત્રી જેટલી જ છ પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી છે નવીન પરિસ્થિતિ અનુકૂળ થઈ ગઈ. જાણે એ જ વાતાવરણના પંખીઓની જેમ વર્તવા માંડે છ તેમનો પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા જાય છે તેમને અનુકૂળ થઈ સિતારકો પર તીવ્ર બાણ વરસાવી હતી. જીભ સંજોગોમાં ફેરફાર થતા તુરંત જ પ્રશંસા કરવા માંડી પડે છ પહેલે ખૂણે કુતરી માહિતગારની કળતી જીબ એ અમલદારના એના ગુણગાન ગાવા માંડે છે એક ડેડી વાળાને એક નાના છોકરાને કંઈક માપસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. તેના પિતા ઉસકેરાય ગયા કોણે માર્યો મારા છોકરાન તેની છાલ ઉખડી નાખું તેણે જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોને કરી એમ બોલતા છોકરાને લઈ આગળ આવ્યો. છોકરાની ગાડીવાળા એ બતાવ્યું કોણે મારી બસ્સો કીલો વજનવાળા ગાડીવાળા એ આગળ આવી સામે માર્યો વળી ભાવ બાય ચઢાવવા માંડ્યા. છોકરાના પિતાએ સિગરે બદલાયેલા રંગ ફેર કર્યો બહુ સારું કર્યું એ જ લાગનો હતો એક જ તમાચો શું કામ માર્યો? મારવાતાને બે ચાર મારે બે મારો બીજી એક થપ્પડ આ પ્રમાણે બધાની જીભમાં સમય અનુકૂળ યુક્તિ રહેલી છ તેનામાં એ શક્તિ જેટલી વધારે વીતે એટલો તે ઉત્તર સધી સ્થા સંપન્ન સમજ ને શાણો બને છે કામિની પેઢે છેદના જાદુને ને મોહિની મોહન અસ્ત્ર અસરકારક છે. નયન બાન કરતા પણ જીવવા બાણ વધારે કાતિલ નીવડે છ ઘણીવાર અમુક ઓળખીતાઓ પૂરતો કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનુ જાણીને થયું ત્યારે આપણને અત્યંત આસ્ચર્ય થાય. તેવું એનામાં શું છે કે રંગ નથી રૂપ નથી મળતા નથી મતદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠ એવું તો એ સ્ત્રીએ એનામાં શું જોયું એમ સામાન્ય રીતે બધાને તન મન અને ધનના વૈભવ વડ એને તો છિદના જાદુ થી એ સ્ત્રીનું મનહરી લીધું હતું આપણે જાણતા નથી હોતા જે મનની ઉપર નયનોનું જાદુ અજમાવી ચુકેલી ઉતરાય ના જાદુ અજમાવવાનું વધારે અવસર મળ્યો તે વીરપુરુષ બની રણ સંગ્રામમાં તે સ્વર્ગવાસી બનવાના બદલે વીરપુરુષ બને. નમુનેદે ગૃહસ ક્રમિત થયો હોય ઈશ્વર પણ ચીજને વસ થાય છે માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્રોતો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ શેષનાગની ચાર જીભને લીધે જગતના ગતિમાન રહી શક્યું છે ને એના પર ફેમ કરવાની લીધે જ ઈશ્વર પણ જાગ્રુત શકે છે ઇસ દેશની જીબો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓને જીભ પણ ખાંસી એવી જુદી જુદી હોય છે કેટલાક જીભ શ્રોતાના કાનના ઉપાસકો છ આંખો વખત સાંભળનારના કાનમાં એ કેટલીક ક્લિપો આત્મ પ્રશંસાની હેલ પોતાના સાંભળનારને દબાવી દે છે. તો કેટલાકને સાંભળનાર ને ખિસામતમાં રચી પચી રહે છે. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને લીધે ને કવિ સાથે સરખાવી શકાય છ એકવાર દક્ષિણા મૂર્તિ વિદ્યા મંદિરમાં આ જ પ્રસંગ કાલ્પનિક રીતે થયો હતો. તેમની સંસ્થા વિદ્યાર્થીઓ સ્વરાજની વાત કરો છો.

જોઈને બધી પકડી હેમંત અને સમીર બંનેનું

ઊંચાઈ જેટલી તો હશ અચ્છા બદામી રંગનું સફાર તેમનું નિરીક્ષણ કરતી વખતે હેમંત ની નજર એમની આંખો ઉપર જ એમનું વ્યક્તિત્વ કદાવર રુવાબદાર હતું તે છતાં એમની વિશાળ આંખો વિશાળથી છલકાતી હતી તેમની આંખોમાં વેદના નો મહાસાગર ઉભરતો હોય તેવું કલીના નજરને પારખી શકાય.

પૈસો એને આપવો જોઈએ આક્રમક બંને બોલતો હતો એ વખતે હેમંત ની નજર પ્રસિધ્ધિના ચહેરા સામે પડી તેમની આંખોમાં કંઈક એવું હતું જોનારને હાથ મચાવી મૂકી. સમીર તો ઉભો ઉભો ભાષણ આપતો હતો એટલે આ બાબતમાં ખ્યાલ ન હતો હેમંતે ઉભો થઈ તેના ખભે હાથ મૂક્યો એને નીચે બેસાડ્યો.

સામે જોઈ વૃદ્ધને ખુલાસો કર્ય તેના નોંધાયેલા અવાજમાં ભીનાશ હત કલાક પહેલા જ એના છોકરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો. અઠીયાવીસ વરસની ઉંમરે જ બાજી ગઈ છે એવું phone માં કીધું serious છે તાત્કાલિક આવો. અવાજ માં ડૂસકું પડ્યું એટલે એ અતેક્યો પછી એમને ડાય આમ ગણી નજર સામે જોયુ તમારી વાત કદાચ હાચી હશે પણ દીક્રીનોપ બાપ છુ એટલ ભિખારણની કરગરથી જોઈ દયા આવી ગઈ. મજામાં મજામાં તમે કેમ છો? કોઇ film જોઈ saturday રાત

અમ પંચાયત અમ criminal justice

અમ પંચાયત और હા? હમ હમ આહ